આ ચિત્ર એક ગાર્ડન નું ચિત્ર સે જે ચિત્રમાં એક સફાઈ કર્મચારી સફાઈ કરી રહી સે જેમને બ્લુ કલર નું શર્ટ પેયરુ છે અને એમાં મોઢું બાંધીને કામ કરી રહ્યા સે.

ચિત્રમાં એક બુક સ્ટોર દેખાય રહી સે જેનું નામ છે શ્રી રાજેશ્વરી બુક્સ નામની શોપ દેખાય રહી સે.

આ શોપ દૂરથી ઘણી સુંદર લાગી રહી છે ઉપર બે લાઈટો લગાવવામાં આવી છે અને નીચે પણ ઘણી બધી લાઇટો લગાવવામાં આવી છે.

આ ચિત્ર એક બેકરી નું ચિત્ર દેખાઈ રહ્યું સે જેના કાઉન્ટર પર બ્રેડ ના ઘણા પેકેટો રાખવામાં આવ્યા છે અને એમની પાસળ એક મંદિર દેખાઈ રહ્યું છે.

ચિત્રમાં એક બારી દેખાઈ રહી સે જે કાળા કલર ની બારી સે તેની ઉપર એક વ્હાઈટ કલર ની લાઈટ લગાવવામાં આવી સે.

ચિત્રમાં એક કેક ફાર્મ ની શોપ દેખાય રહી છે જેમાં લખવામાં આવ્યું સે લવ લાઈવ કેક .

પોસ્ટર પર કેક નું ચિત્ર દોરવામાં આવ્યું છે અને બે કોન્ટેક નંબર આપવામાં આવ્યા છે.

આ ચિત્રમાં ઘણા અલગ અલગ પ્રકારના મશીનો દેખાઈ રહ્યા સે અને ડમ્બેલસો દેખાઈ રહ્યા છે.

આ ચિત્રમાં દિવાલ પર લગાવેલી પેન્ટિંગો ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવી છે.

ચિત્રમાં જુની ગાડીઓ દેખાઈ રહી છે આ ચિત્રમાં એક બાજુમાં પીકપ દેખાઈ રહ્યો છે આ ગાડી ખૂબ જ ઘણી જૂની દેખાઈ રહી છે.

આ ચિત્રમાં એક મૂર્તિ દેખાઈ રહી સે જે મૂર્તિ ખૂબ જ સુંદર દેખાય છે.

મોલ નો કલર યલો અને બ્લુ કલર નો છે આ મોલ ની આજુબાજુમાં ઘણી બધી નારિયેળ રોપવામાં આવે છે.